લેટેકના વિતરણમીક્ટેકને અપડેટ અને અનુપસ્થિત પેકેજોનો સમાવેશ કેવી રીતે કરવો તે સમજાવતા આ ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
ડેસ્કટોપ ઉપર તમે ટેકનીક સેન્ટર જુઓજો તમને ટેકનીક સેન્ટરને સંસ્થાપિત કરતા ન આવડતું હોય તોમારું મૌખિક ટ્યુ્ટોરીઅલ વિન્ડોવ્સ ઉપર લેટેકનું સંસ્થાપન અને તેને કેવી રીતે ચલાવવું નિહાળો
આ ટ્યુ્ટોરીઅલમાં વિન્ડોવ્સ ઉપર મીક્ટેકને સંસ્થાપિત કેવી રીતે કરવું તે સમજાવેલ છેહમણાં સુધી મેં બનાવેલ બધા ટ્યુ્ટોરીઅલમાં રેકોર્ડ કરેલા ટ્યુ્ટોરીઅલની લંબાઈ મેં કમ્પ્યુટર ઉપર વિતાવેલા સમય જેટલો જ સમય ધરાવે છે
આ ટ્યુ્ટોરીઅલમાંઉદાહરણો પ્રદશિત કરેલ છે જેના માટે નેટવર્કનો વપરાશ જરૂરી છે
જો બેન્ડવિથ નિર્બળ હોય તો કેટલીક ડાઉનલોડ પ્રક્રિયાઓ ઘણો સમય લઇ લે છે
જેને લીધેમને જ્યારે જરૂર લાગશે હું રેકોર્ડીંગ બંધ કરી દઈશ
બીમરનો ઉપયોગ કરતી એક ફાઈલ તમે અહીં જોઈ શકો છોઆ રહી અહીં
જો તમે બીમર વિશે જાણતા ન હોવ તો મારા દ્વારા તેના માટે બનાવેલા મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર તમે જોઈ શકો છો
ચાલો હું આ ફાઈલને Ctrl અને ફ7 કળો એકસાથે દબાવી સંકલિત કરું
મીક્ટેક ફરિયાદ કરે છે કે બીમર અનુપસ્થિત છે
હું બતાવીશ કે આ સમસ્યા કેવી રીતે ઉકેલવીપહેલી વસ્તુ છે મીક્ટેકને અપડેટ કરવું
આ તમે બે પ્રકારે કરી શકો જે હું બતાઉં છુંસ્ટાર્ટ દબાવીપ્રોગ્રામ્સ ઉપર જઈએ
મીક્ટેકમાં બે વિકલ્પો છેપહેલો છે સીધું અપડેટ કરવું અને બીજું છે બ્રાઉઝ પેકેજો દ્વારા
તમે અપડેટ ઉપર જઈ શકો છે અને તમે આને જેમકે રીમોટ પેકેજ રીપોઝીટરી પસંદ કરી શકો છો
સામાન્ય રીતે હું ઇનરિયાનો ઉપયોગ કરું છુંહકીકતમાંમેં તેનો ગયા સમયે ઉપયોગ કર્યો હતો તેથી તે આ વિકલ્પ સ્વરૂપે દેખાય છે
શરૂઆતમાંતમે માત્ર આ બે જ બટનો જોઈ શકો છો
સૌથી નજીકના પેકેજ રીપોઝીટરીનો ઉપયોગ કરોઅને બીજું એ છે કે ચાલો હું એક દુરનું પેકેજ રીપોઝીટરી પસંદ કરું
જો આપણે આ કરીએતો તે પહેલા આપણે ઈન્ટરનેટ જોડાણ માટેના સેટિંગ કરી દેવા પડશે
જોડાણના સેટિંગ પહેલા સેટ થઇ જવા જોઈએતેથી આપણે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી શકીએએડ્રેસપોર્ટ
તે પ્રમાણીકરણ માંગે છેતેથી હું અહીં ક્લિક કરીશહવે જો હું આ પસંદ કરુંતે નામ અને પાસવર્ડ પૂછશેતે આપીએ
તો હું આ માહિતી દાખલ કરુંઠીક છેતો હું જે ચાહું તેનો ઉપયોગ કરી શકુંજે પણ હું પસંદ કરું જેનાથી હું માહિતગાર છુંતો આ અગાઉથી જ પસંદ થયેલ છે તો ચાલો તેને પસંદ કરીએઆ અપડેટ પ્રક્રિયા સમય લેશે કારણકે તે સંપૂર્ણ પેકેજ માહિતી ડાઉનલોડ કરશે
આને લીધેહું રેકોર્ડીંગ અહીં થોડીક વાર અટકાવી દઈશલગભગ પાંચ મિનીટમાં તે કહેશે કે વર્તમાનના કોઈ અપડેટ ઉપલબ્ધ નથી કારણકે મેં ફક્ત અપડેટ કર્યું છે
અન્યથા તે શું કરશેતે પેકેજોની એક યાદી આપશે અને પેકેજો પસંદ કરવાની સલાહ આપશે
મેં જ્યારે આ પહેલી વાર કર્યું હતુંમને બધા પેકેજો ધરાવતી એક યાદી મળી હતીબધા પેકેજો પસંદ કરલા હતામારે માત્ર સંપૂર્ણ અપડેટ જ કરવાનું હતું
તમારે રોજ આ અપડેટ કરવાની જરૂર નથીક્યારેક જ અપડેટ કરો તો ઘણું છે
બરાબરતો ચાલો પાછા ફરીએહું ફરી એકવાર પાછી જાઉં
હવે cdડીવીડી વિતરણ દ્વારા અથવા જો તમારી પાસે સ્થાનિકલોકલ પેકેજ રીપોઝીટરી હોય તો તમારા પાડોશી નેટવર્કમાંથી પણ અપડેટ કરવું શક્ય છે
તમે તેનો પણ ઉપયોગ કરી શકોઠીક છેચાલો હું આને કેન્સલ કરું
બીમરનો સમાવેશ કેવી રીતે કરવો તે હજી સુધી અમે સમજાવેલ નથીઆપણે અપડેટ દ્વારા આપણા મીક્ટેક વિતરણને નવીનતમ બનાવ્યું
મેં હમણાં જ કહ્યું કે આ કરવાના બે માર્ગો છેહવે હું જે બતાવીશ તે બીજો માર્ગ છેપ્રોગ્રામ્સ ઉપર જઈએમીક્ટેક
તેમાંબ્રાઉઝ પેકેજીસ
આ પણ થોડોક સમય લે છેલોડ કરવા થોડીક સેકન્ડો લે છે
આ જાણીતા પેકેજોની એક યાદી આપે છે અને તેઓ ક્યારે પેકેજ થયા હતા તે બતાવે છે
આ સ્તંભ ઘણું મહત્વનું છેતે સૂચવે છે કે આ પેકેજ તમારી સિસ્ટમ ઉપર ઉપલબ્ધ છે કે નહીં
ચાલો નીચે જઈએ અને જોઈએ કે બીમર ઉપલબ્ધ છેતમે બીમર જોઈ શકો છો આ સ્તંભ ખાલી છે સૂચવી રહ્યું છે કે આપણી પાસે બીમર નથી
ઠીક છેઆમાં આગળ જતા પહેલાચાલો ટાસ્ક ઉપર જઈઅપડેટ વિઝાર્ડ- આપણે પહેલા જોયું તે સમાન જ પૃષ્ઠ અહીં જોઈએ છીએ
તમે એ જ વસ્તુ કરી શકોતમે જોડાણ સ્થાપિત કરી શકોખાતરી કરો કે તમારું જોડાણતમારું પ્રોક્સીબધું બરાબર હોય અને પછી તમને ગમતું પેકેજ પસંદ કરી આગળ વધો
આપણે હમણાં અપડેટ નથી કરી રહ્યા તેથી આપણે આ નહીં અનુસરીએતમારે ધ્યાન રાખવું પડશે કે કેટલીક દૂરની સાઈટો કદાચ કામ ન કરી રહી હોય
તેમાંની થોડીક સાઈટો માટે પ્રયત્ન કરવો પડશે જ્યાં સુધી તે કામ ન કરતી થાય અને જ્યાં સુધી તમે તે સહેલાઈથી ન કરી શકો
જેવું તમે તે સહેલાઈથી કરી શકો ત્યારે તમારે તેનો વારંવાર ઉપયોગ કરવોઠીક છેહું આને રદ કરું
હમણાં આપણે શું કરવા માગીએ છીએઆપણે કરવા ઇચ્છીએ છીએહું આને પસંદ કરુંતેને પસંદ કરતા જ તે સક્રિય થઇ ગયું
હવે જો હું સંસ્થાપન કરવા કહુંતે કહે છે કે આ સંસ્થાપના અપડેટ થશેએક પેકેજ સંસ્થાપિત થશે
ચાલો તે કરીએઠીક છેતે કહે છે કે પ્રોક્સી પ્રમાણીકરણ જરૂરી છેચાલો આ બંધ કરીએ
અહીં આ કરવું પડશે આ કદાચ રીફ્રેશ થઇ રહ્યું છેતે થોડોક સમય લેશે આપણે શું કરીશું આપણને આ રીપોઝીટરી ઉપર જઈપેકેજ રીપોઝીટરીને બદલવું પડશે
આપણને આ ફરી કરવું પડશેકનેક્શન સેટીંગ્સતે પહેલેથી જ છેબરાબરઅને તે પાસવર્ડ પણ માંગે છે
ચાલો તે આપીએબરાબરઇનરિયા પહેલેથી જ પસંદ થયેલ છેચાલો હું આ સમાપ્ત કરું

થોડાક સમય પછીમને આ એરર સંદેશ મળે છે કે કંઈક એવું છે જે અપડેટ નથી થઇ શકતુંતો તેનો કાંઈ વાંધો નથી
તો આપણે શું કરીએપ્રયત્ન કરીએ કે આપણે તે કાંઈ પણ કરીને સંસ્થાપિત કરી શકીએબીમર ઉપર જઈએતે અહીં છે
આ પસંદ કરીએઆને દબાવીએહુમ્મહવે તે સંસ્થાપન શરુ કરે છેતે થોડીક મીનીટમાં બીમર ડાઉનલોડ કરી દે છેતો આને આપણે બંધ કરી શકીએ

હવે ચાલો તપાસીએ જેમકે ઉદાહરણ તરીકે તે હવે આ પૃષ્ઠ અપડેટ કરી રહ્યું છે
તેને અપડેટ થવા દઈએત્યાં સુધીમાં આપણે અહીં આવી અને તેને CTRLF7 દ્વારા સંકલિત કરીએ
ઠીક છેમને યાદ નથી કે ગયા વખતે મેં શું કર્યું હતુંમારા ખ્યાલથી આને આપણે રદ કરી દેવું જોઈએતો આ વર્તમાનના સંકલનનું પરિણામ છે
ઠીક છેચાલો હું આને સમજાઉંચાલો આને બંધ કરીએ અને CTRLF7 દબાવીએ
અગાઉ આપણને ફરિયાદ મળી હતી કે બીમર મળ્યું નથીહવે તે કહે છે કે હજુ બીજું કંઈક અનુપલબ્ધ છે
હવે તે બીમર માટે ફરિયાદ કરતુ નથીતમે નીચે સ્ક્રોલ કરી બીમર તપાસો
નીચે બીમર ઉપર જઈએ અને તમે જોઈ શકો છો કે તે ૫ નવેમ્બરે સંસ્થાપિત થઇ ગયું છેબરાબરતો હવે આપણે શું કરીએચાલો આ ફરિયાદને જોઈએ
અને તે ખરેખર તેને સીધું સંસ્થાપિત કરવાનો વિકલ્પ આપે છેતો આપણી પાસે તે કરવાના બે માર્ગો છે
પહેલો માર્ગ છે તેને અહીં સંસ્થાપિત કરવું અને બીજું આના દ્વારા કરવું
ચાલો જોઈએ કે આપણે આનો પ્રયત્ન કરીએ તો શું થાય
તે પ્રમાણભૂતતા માટે પૂછે છે
અગાઉની પદ્ધતિથી વિપરીતમતલબ આપણે જયારે આ કર્યું હતુંતે આપણને કોપીઈંગ વગેરે બતાવતું હતુંહવે બધી વસ્તુ પૃષ્ઠભૂમિબેકગ્રાઉન્ડમાં થાય છે
તો ચાલો થોડીક રાહ જોઈએ
તે ડાઉનલોડ થઇ ગયું છે અને હવે કહે છે કે xcolorસ્ટાય અનુપસ્થિત છેશું તે સંસ્થાપિત થવું જોઈએ
આપણે આગળ વધવાનું કહીશુંઅને તે પૃષ્ઠભૂમિમાં સંસ્થાપિત કરી રહ્યું છેહવે તે કહે છે કે અનુવાદક અનુપસ્થિત છેચાલો તેનું પણ સંસ્થાપન કરીએ
હવે ઘણી મીનીટો પછી પણ કઈ દ્રશ્યમાન થયું નથીચાલો અહીં જઈએ અને જોઈએ કે વર્તમાન સ્થિતિ શું છે
ચાલો અહીં રીસેટ કરીએઅને પછી તપાસીએ કે આપણે જે પેકેજોને સંસ્થાપિત કરવા માંગીએ છીએ તે પહેલેથી જ સંસ્થાપિત છે
જોઈ શકાય છે કે બીમર અહીં પહેલેથી જ મોજુદ છેજેવું પહેલા જોયુંહવે આપણને બીજી વસ્તુઓ જોવી પડશે જેના નામ પીજીએફકોડએક્સકલર અને ટ્રાન્સલેટર છે

જોઈ શકાય છે કે પીજીએફ આજે જ સંસ્થાપિત થયું છેપછીઆપણે ટ્રાન્સલેટર શોધી રહ્યા છીએતે પણ સંસ્થાપિત થઇ ગયું છે
એક્સકલર જોઈએતે પણ ચકાસીએએક્સકલરતે પણ સંસ્થાપિત થઇ ગયું છેબધા પેકેજો સંસ્થાપિત થઇ ગયા છે તેમ લાગે છેહવે સંકલન કરીએCTRL અને ફ7

તે કામ કરી રહ્યું છેઠીક છેઆપણે શું કરીશુંહવે આને બંધ કરીએઆની જરૂર નહીં પડે
મેં જે ફાઈલ બનાવી છે તે ખોલીશતે લેટેક ફાઈલ્સમાં છેઅને ફાઈલ છે મિકટેક્સ updateટેક્સ
તો હું મિકટેક્સ updateટેક્સ શોધી રહી છુંઆ રહી ફાઈલ જે હું શોધી રહી છુંતો ચાલુ હું એને સુમાત્રામાં ખોલું
બરાબર છેઆપણે અહીં છીએચાલો હું આને થોડું નાનું કરુંહવે તેને અહીં લઇ જાઉં
તેને મોટું કરીએ તો શું થાય છે તે જોઈએ

હું આ બંધ કરુંઅવશ્ય તમે જોઈ શકો છો આ તારીખ ચોથી નવેમ્બર છેહું આના માટે ગઈ કાલે પણ પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે ગઈ કાલે થયું નહીં
તો હું શું કરીશ આને બદલી પાંચ કરીશતેને સંગ્રહિત કરીએCTRL F7બરાબરતે અપડેટ થઇ ગયું છેહવે નીચે જઈએ

તો અહીં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે સ્વીકૃતિ આપેલ છેઆ ટ્યુ્ટોરીઅલ બનાવવા માટેનું નાણાં ભંડોળ આઇસીટી દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી મળ્યું છે
આ મિશન માટેની વેબસાઈટ sakshatacઇન છેઆ મૌખિક ટ્યુ્ટોરીઅલ માટે હું kannaniitbacin ઉપર તમારી પ્રતિક્રિયા મેળવવાની ઈચ્છા રાખું છું
ભવિષ્યમાં અમે આ મૌખિક ટ્યુ્ટોરીઅલ પ્રવૃત્તિને સ્પોકન ટ્યુટોરિયલ
ઓર્ગ દ્વારા અનુબદ્ધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ
હું ધ્યાન દોરવા માંગું છું કે ઘણા અપડેટ થયાઘણા અલગ અલગ પેકેજોને સંસ્થાપિત થવામાં બહું વધારે સમય નથી લાગ્યો
કદાચ થોડીક મીનીટો પણ પ્રારંભિક અપડેટ ઘણો સમય લઇ શકે છે
ઉદાહરણ તરીકેઅહીં હું મીક્ટેક ૨૭નો ઉપયોગ કરી રહી છુંઅને જો હું તેને પ્રથમ વખત અપડેટ કરવાનો પ્રયત્ન કરું તો તે લગભગ ૨૦ મિનીટ લેશે અથવા અડધો કલાક
તે તમારા મીક્ટેકની આવૃત્તિ ઉપર આધારિત છેતે કદાચ થોડો સમળ પણ લેપ્રારંભમાં તે થોડો સમય અને થોડોક પ્રયત્ન લે છે
વળીજો તમારું ઈન્ટરનેટ થોડું ઝડપી હોય તો અલગ અલગ પેકેજો વધારે સમય નહીં લે
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છેIIT બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છુંઆભાર